હા બોમ્બે માં જ રોકાયેલા. હા મજા આવી હતી.

બોમ્બે માં તો જબરજસ્ત એમ એ વસ્તી એટલે જબરજસ્ત એમ

શું? હાઆ હા ડબલ ડબલ ભાડું હા

ડબલ એમ પણ અમે તો ટ્રાવેલ્સ માં ગયા તા બધે એટલે

અમે લોકો ઊતર્યા સવારે સાત વાગે ના ના સુઈ ગયા તા બસ માં આ બધું ગેમો બેમો રમતા તા અંતાક્ષરી બન્તાક્ષરી ને બધું તઈ પેલી ગેમ રમતા તા લૂડો ને બધું

સવારે સાત વાગે પોચી ગયા તા હોટેલે હાઇવે પર સવારે અમ નાસ્તો બસ્તો કર્યો પાછો સવારે ચા પીધી નાસ્તો કર્યો

બસ માં ખાઈએ પાછા ભૂખ બૂખ લાગે રાતે તો થોડું ઘણું ખાઈ લઈએ બૌ ના ખવાય પછી રાતે એટલે અચ્છા અચ્છા દીવ માં બરાબર છે

બરાબર છે આપડે ભાઈ નોલેજ નઇ દીવ વિશે સોમનાથ હા અમે ગયેલા છે સોમનાથ દ્વારકા એ બાજુ ગયેલા છે દીવ નો આઇડિયા નઇ

અચ્છા બે બીચ છે? એવું કઈક છે ને તઈ?

આમ જમવા વમવા નું આજુ બાજુ મલે બધુ?

હમ્મ, અચ્છા

બરાબર છે આપડે થોડુ લાઉડલી બોલો ને

હા આ થોડું અવાજ વધારો ન

બરાબર છે એલા ગીર ઈ બાજુ ને મને લાગે નઇ રાજકોટ ને બધુ

આ સિંહો બોવ જોરદાર હોય નહિ તઇ?

હા દરિયા બધા બોવ નઇ? પછી આ બાજુ પેલું પોરબંદર છે, દ્વારકા છે દ્વારકા બાજુ બરાબર અમે ગયેલા છીએ દ્વારકા, બેટ દ્વારકા ને બધે

દ્વારકા માં તો કેવું છે કે ત્યાં કાળીયા ઠાકોર લે ભગવાન નું મંદિર છે કાળીયા ઠાકોર

ઍટલે એ મંદિર છે ત્યાં એનું ત્યાં અને ત્યાં આપડે આ શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં રયેલા ને એ બાજુ શું કીધું? શેનું? હા ઍટલે, ઍટલે એવું નામ આપ્યું છે કાળીયા ઠાકોર એમ શ્રી કૃષ્ણ ભગવાન નું જ નામ કેવાય એક જાત ના

ને હવે ત્યાં દ્વારકા માં કાળીયા ઠાકોર છે જબરજસ્ત હા બોટિંગ હા ફેમિલી ન બધા બેઠા હોય બધાં જોડે ટ્રાવેલ્સ વાળા બધા ટ્રાવેલિંગ ને બધા સાથે બધા બોવ આવે એવું છે

બેટ દ્વારકા જાવ ને ત્યાં ઍટલે એ જે બોટ માં બેઠો ને, થી થોડું આગળ ગયા ઍટલે એક બ્રિજ જેવુ છે ત્યાં ઉતાર દે એ લોકો ત્યાં ઉતાર દે એ લોકો પછી એ ચાલવાનો એ બ્રિજ પતિ જાય પછી આવે મંદિર

બરાબર છે

ઍટલે આપડે છે ને આ બોમ્બે માં પણ પેલું સારુ છે પેલું ગેટ ઓફ ઈન્ડિયા ને એ બધુ એમ પછી આ સિંઘમ નું શૂટિંગ થયું તું એ બ્રિજ

હા જોરદાર આમ કા કાચ નો આખો એમ કે ત્યાં બોવ મજા આવી આપડે આ ગેટવે ઓફ ઈન્ડિયા છે ને, સબમરીન પછી આગળ લવર પોઈન્ટ

હઅ કપલો બધા બેસે ત્યાં એમ.

ખાસી મોટી, ખાસું મોટું છે ઍટલે આખો આમ દરિયો છે. બસ પછી રાતે તો તઈ ગયાતા સિદ્ધિવિનાયક હા સિદ્ધિવિનાયક બોવ જ અત્યરે ભીડ હોય જ એમ.

પછી પાછું બીજે દાડે વિસર્જન હતું રાતે.

હવાર, રાતે બોમ્બે થી નીકળ્યા પછી એમ

દમણ રોકાયા તા ને, ઍટલે સાંજે નીકળી ગયા તા પછી એમ બપોર પોચીયા ને સાંજે નીકળી ગયા તા ટ્રાવેલ્સ મહોઈ ઍટલે એવું જ ને એમ, ટ્રાવેલ્સ માં હોય ને જાતે ગયે માં ફરક પડે ને હઆ રિટર્ન માં, તય ત્યાં થઈ ને જ અવાનું હોય છે ને ઍટલે એમ, ઍટલે વલસાડ ને એ બાજુ જ આવ્યું ને? સુરત ને એ સાઇડ દમણ હા એ છે સાચી વાત છે, પણ એક વાર ફરવામાં શું જાઇ છે આપડે

બીજી વાર એવું લાગે કે એ નહિ બરાબર તો નઇ જવાનું હા દીવ ચ ક્લિયર એકદમ

જુહુ બીચ માં હોય એટલે જો ત્યાં શૂટિંગ બૂટિંગ થતાં હોય છે એવું કશું નથી પણ પેલા નું કલ્ચર ને અતાર માં થોડુંક ફર્ક પડે એમ પેલું હા બોવ મજા આઈ જબ્બર

હ હ, ના ના, દીવ બાજુ આપડે ગયા નહિ

હમ અચ્છા અચ્છા, અચ્છા

બરાબર છે, રાઇટ બરાબર, પછી જમ્યા હશો ને તઈ રાતે? કી જમ્યા તા?

બીજે આમ કઈ લ એ બાજુ ગયા આબુ સાઇડ?

બરાબર છે આમ બીજે કયા કયા? ફર્યા માંડવી બાજુ આયા માંડવી બીચ

એક ઉનાઇ કરી ને છે ખબર છે? આપડે પેલું ત્યાં છે ને તમે ત્યાં છે ને શેર ડી નાસીક એ બધે, ત્ર્યંબકેશ્વર શે રડી

તમે આપડે કોઈ દિવસ ચાલતા ગયા છો ભઇ અંબા એ, પાવાગઢ હું ગયેલો છું પાવાગઢ ચાલતો

પાવા આતો આ ત્રણ દિવસ થાય હઅ એટલે રાતે જ ચાલવાનું હોય ઍટલે આ પેલો આ ચૈત્ર મહિનો આવે ને આપડે એ વખતે બધા જાય છે ના બપોરે, બપોરે આરામ હોય એમ અને રાતે ચાલવાનું હોય

હા ઠંડક હોય ને રાતે ઍટલે ચાલવાની ગમે તમને અમે લોકો ખાસા ને પટેલો ની વસ્તી બધા પટેલો હતા બધાઈ લગભગ અમે વીસેક જણ હતા અમે હા પણ મજા આવે આમ વાતો કરતાં કરતાં એટલે આમ ટાઇમ જતો રે હા બસ એવું પણ આમ અપટુડેટ જમા બમવા નું આમ ઍટલે સંઘ જે સંઘ ના હતા ને મેમ્બર એ આમ વ્યવસ્થિત હતા એમ બધુ વ્યવસ્થિત બધુ હોયએટલે એમ ત્યાં એટલે એ લોકો બધી વ્યવસ્થા કરાઇ આપે રસ્તા માં તોય તમને આમ રાતે અડધી રાતે નાસ્તો આઈ જાઇ એમ તમે અડધી રાતે ચાલતા હો ને તો અડધી રાતે પાણી નાસ્તો બધુ એમ એ નાસ્તો ઍટલે અલગ અલગ ઍટલે રસ્તા માં હઈ ને અમે તો એ લોકો ત્યાં બિસ્કિટ ચ એવું બધુ હોય એમ

હઅ ઍટલે ત્યાં પોચયા પછી ઍટલે રાતે એમ

ના ના આપડે કશું નહિ બધુ એમના તરફ થી જ હોય એમ એ લોકો સંઘ કાઢે એમ એવું ઘણું બધુ ઍટલે એ લોકો ટ્રીપ કાઢે અંબાજી થી કાઢે, પછી આપડે આ માંડવી બાજુ નહિ આશાપુરી છે, પછી અંબાજી છે એ બાજુ જગ્યા એમ

હા બસ એવું એવું સાચી વાત છે અને બપોરે ઊંઘી જાયે ઍટલે પેલું કોઈ પગ બગ દુખતું હોય તો એ લોકો એક ઍટલે માણસ રાખે એ લોકો ત્યાં તો માલિશ કરે ને એવું બધુ પગ માં હા દુખી જાય શરીર લે આ પગે ફુલે થઈ જાઇ એવું

ના ના ચંપલ લે ચંપલ પેરવા ના એમ

અત્યારે મેં સરખેજ સરખેજ રહું છું અમદાવાદ. અમદાવાદ આયા અને અમારે એક મહિના જેવું થઇ ગયું છે. અને માં હું કામ કરું છું. call center છે.

મારે પણ same જ છે. અમારે પણ અમારા SIM card ના related માહિતી આપવાની હોય છે. કયારેક problem આવે છે તો તેની information અને complaint લેવાની પણ આવે છે. તો તેને normal કામ છે અમારે. સારું છે અત્યારે. તમારે? હમ મારા પપ્પા અત્યારે fruit નો ધંધો કરે છે. fruit નો લારી અત્યારે. પેલા અમે બોટાદ રહેતા હતા. અત્યારે એક એક દોઢ મહિનાથી અમદાવાદ આવી ગયા છે સરખેજ રહેવા. અને starting માં મારા પપ્પાએ fruit માં નોકરી કરી હતી લારીમાં અને અત્યારે બે-ત્રણ દિવસ પછી અમારે ખુદનું fruit નું કરવાનું છે માર પપ્પાને. મમ્મી અમ ઘર કામ કરે છે. અમ home બોટાદમાં મારા પપ્પાને એક તેલનો તેલનું કામ કરતા હતા. ફેરી કરતા હતા. normal normal ધંધો હતો. મોટા ધંધો નઈ. ફેરી કરતા હતા બપોર સુધી.

હા ઘરે અમે દાદા-દાદી અને મારો એક ભાઈ છે. અને એક બેન છે એના લગ્ન થઇ ગયા છે. ને દાદા-દાદી પણ છે અમારે. મારી મનપસંદ game છે બે game છે Hay Day અને Free Fire હા કાલની નીલામી તો મેં જોઈ હતી. કાલે શુક્રવારે એક એક કાતો દોઢ વાગે નીલામી ચાલુ થઇ હતી. ને સાત આજુબાજુમાં નીલામી પૂરી થઇ ગઈ હતી. તમારે હા બોલો નીલામીમાં સૌથી વધારે player sam curren ઓગણીસ point પચાસ કરોડમાં વેચાણો છે. મતલબ sold થયો છે. અને બીજા number એ અમ Green, green નામનો એક player છે. તે પણ mumbai indians એ ખરીદ્યો છે. અઢાર point પચાસ કરોડમાં અને એક ત્રીજા number એ બેન સ્ટોક્સ એ પણ અમ CSKteam એ ખરીદ્યો છે. સોલ point પચાસ કરોડમાં. ના. અમારા ઘરમાં TV નથી. અમારે એક mobile નો અંદર નીલામી જોઈ હતી. અમ આપડે application છે. કઈ application

અને તમે શેમાં જોઈ હતી આ નીલામી?

તમારા cricket ના fan કેટલા વરસથી છો તમે? જોઉં છું પણ ઓછું જોઉં છું. અત્યારે free fire game પણ મારી favourite છે પણ free fire game પણ મેં અત્યારે રમવાનું છોડી દીધું છે થોડાક સમયથી. અત્યારે હું ખાલી instagram માં reels video જોઉં છું. અને twitter પર active છું. ના મારી youtube channel એકય નથી. ખાલી youtube માં video જોવા માટે તે ખાલી youtube download કર્યું છે. ના ભવિષ્યમાં કોઈ youtube channel બનાવા ઈચ્છતા નથી અમે. normal ખાલી video જોવા માટે જ તે youtube channel રાખી youtube application રાખી છે. બાકી તો કોઈ youtube channel નો કોઈ શોખ નથી અમારે. મારે ખાલી twitter અને instagram reels બાકી બીજું કોઈ શોખ નથી. અને ઘરથી job અને job થી ઘર બીજું ના ફરવા જવાનો તે કોઈ શોખ નથી મારે. પણ શાંતિ ઘરે શાંતિ જોઈ, સુકૂન જોઈ. બીજો કોઈ શોખ નથી મારે. તમારે? ના દરગાહ તો હું નથી જેલો. એક અજમેર દરગાહનું નામ સાંભળ્યું છે. ત્યાં પણ બધા જ લોકો જાય છે અજમેર. હા તો તે પ્રખ્યાત છે રાજસ્થાનમાં અજમેર દરગાહ. હા ભવિષ્યમાં ઇન્શાહ અલ્હા જવા ઈચ્છું છું અમે. ત્યાં અમે કાંઈક અમ નસીબદાર હોય કાતો અમ કાંઈક છુટ્ટી મળે અથવા